પ્રિય મિત્રો કિકાડ માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે આ સ્પોકન ટ્યુટોરીયલમાં આપણે શીખીશું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા
ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે
યુઝરને કિકાડ માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું
સંબંધિત ટ્યુટોરીયલ માટે spoken tutorialઓર્ગ જુઓ
આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 1204 નો ઉપયોગ કિકાડ 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ
કિકાડ શરુ કરવા માટે ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ
પ્રથમ ચિહ્ન એટલે કે ડૅશ હોમ પર ક્લિક કરો
સર્ચબારમાં કિકાડ ટાઇપ કરો અને એન્ટર દબાવો
આ કિકાડ મુખ્ય વિન્ડો ખોલશે
ઇશ્ચેમાં ખોલવા માટે ટોચ પેનલ પર જાઓ
ઇશ્ચેમાં ટેબ પર ક્લિક કરો
એક ઇન્ફો સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી
ઓક ઉપર ક્લિક કરો
હું પહેલાં બનાવેલ છે એસ્ટેબલ મલ્ટિવાઇબ્રેટર ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ
આ કરવા માટે હું ફાઈલ મેનુ પર જઈ ઓપન પર ક્લિક કરીશ
હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ
ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો
અને ઓપન ઉપર ક્લિક કરો
આ સર્કિટ યોજનાકીય ખોલશે
હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ
આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે
ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ
ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડમાં મૂકવામાં આવે છે
કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે ઇશ્ચેમાં વિન્ડોની ટોચની પેનલ પર જાઓ
રન સીવીપીસીબી બટન પર ક્લિક કરો
આ સીવીપીસીબી વિન્ડો ખોલશે
સાથે જ તે કોમ્પોનન્ટ લાઇબ્રેરી એરર શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે
તેને બંધ કરવા માટે ઓક બટન પર ક્લિક કરો
નોંધ લો કે તે project1નેટ ફાઈલને ખોલે છે
યાદ કરો આપણે આ ફાઈલને નેટલિસ્ટ જનરેશન ટ્યુટોરીયલમાં જનરેટ કરી હતી
સીવીપીસીબી વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે
ડાબા પેનલમાની પહેલી કોલમ સીરીયલ નંબર છે
બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે રેફરેન્સ આઈડી દર્શાવે છે
ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે
જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે
હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સાથે કરીશું
આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ દાખલા તરીકે સીવીપીસીબી વિન્ડોનાં જમણા ભાગમાં સી1 આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું
સીવીપીસીબી વિન્ડોની ટોચ પેનલ પર વ્યૂ સિલેક્ટેડ ફુટપ્રિન્ટ પર ક્લિક કરો આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે
આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ
પહેલા કમ્પોનન્ટ સી1 માટે આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ સી1 પસંદ કરીશું
પહેલા કમ્પોનન્ટને સી1 ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે ફુટપ્રિન્ટ પર બે વાર ક્લિક કરો
જેવું કે તમે જોઈ શકો છો યાદીમાં પહેલા કમ્પોનન્ટને સી1 ફૂટપ્રીંટ એસાઈન થાય છે
એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ સી2 માટે પણ આપણે સી1 ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું
આગળનાં કમ્પોનન્ટ ડી1 માટે આપણે લેડ હાયફન 3એમએમ પસંદ કરીએ છીએ
કનેક્ટર પ1 માટે આપણે જમણી પેનલમાંથી સિલ હાયફન 2 પસંદ કરીએ છીએ
તેને પસંદ કરવા માટે હું જમણી પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ
આર1 માટે આપણે આર3 પસંદ કરીએ છીએ
આર2 માટે આપણે આર3 પસંદ કરીએ છીએ
આર3 માટે આપણે આર3 પસંદ કરીએ છીએ
ઉ1 એટલે કે એલએમ555 માટે આપણે દીપ હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ઇએલએલ પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની આઇસી ફૂટપ્રીંટ છે
હવે આપણે સીવીપીસીબી વિન્ડોની ટોચની પેનલ પરનાં સવે નેટલિસ્ટ એન્ડ ફુટપ્રિન્ટ ફાઇલ્સ બટન પર ક્લિક કરીને નેટલિસ્ટ સંગ્રહિત કરીશું આ સવે નેટ એન્ડ કોમ્પોનન્ટ લિસ્ટ વિન્ડો ખોલશે સ્પષ્ટ દેખાવ માટે હું આ વિન્ડોનાં માપને બદલીશ
આ ફાઈલને સંગ્રહિત કરવા માટે સવે પર ક્લિક કરો
આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ સીવીપીસીબી વિન્ડોને પણ આપમેળે બંધ કરશે
હવે નેટલિસ્ટ ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે
અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે
ઇશ્ચેમાં વિન્ડો પર જાઓ
હવે આ વિન્ડોને બંધ કરો
સાથે જ કિકાડ મુખ્ય વિન્ડો પણ બંધ કરો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સીવીપીસીબી વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનન્ટ મેપિંગ કરવું આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ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
જોડાવા બદ્દલ આભાર